જાવામાં ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ વિશે ક્લાસ નાં ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ ને એક્સેસ કરતા ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ માટે મોડિફાયર્સ અને ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ ને આવું શા માટે બોલવામાં આવે છે
અહીં આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ આવૃત્તિ ૧૧૧૦ જેડીકે 16 અને એક્લિપ્સ આઇડીઇ 370 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે જાવા માં એક્લીપ્સની મદદથી ક્લાસ કેવી રીતે બનાવવું
તમને એ પણ જાણ હોવી જોઈએ કે ક્લાસ માટે ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું
જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો httpwwwspoken tutorialઓર્ગ આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટો તેમની વ્યક્તિગત સ્ટેટ્સ ને ફિલ્ડ્સ માં સંગ્રહીત કરે છે
આ ફીલ્ડોને સ્ટેટિક કીવર્ડ વિના જ જાહેર કરાય છે
આપણે સ્ટેટિક ફિલ્ડ્સ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું
non સ્ટેટિક ફિલ્ડ્સ ને ઇન્સ્ટેન્સ વેરિએબલ્સ અથવા ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે
ચાલો સ્ટુડન્ટ ક્લાસ પર પાછા જઈએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો
આપણે જોઈ શકીએ છીએ કે અહીં roll no અને નામે એ આ ક્લાસ નાં ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ છે
હવે આપણે શીખીશું કે આ ફિલ્ડ્સ ને કેવી રીતે એક્સેસ કરવું
આ માટે ચાલો ટેસ્ટસ્ટુડન્ટ ક્લાસ ખોલીએ જે આપણે પહેલાથી જ બનાવ્યો હતો
આપણે બીજું ઓબજેક્ટ બનાવવા માટેના સ્ટેટમેંટને રદ્દ કરી શકીએ છીએ
પ્રિન્ટલન સ્ટેટમેંટો પણ રદ્દ કરીશું
હવે આપણે સ્ટડ1 અને ડોટ ઓપરેટર ની મદદથી સ્ટુડન્ટ ક્લાસનાં ફીલ્ડો roll no અને નામે ને એક્સેસ કરીશું
તો તે માટે ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે રોલ નંબર ઇસ ત્યારબાદ પ્લસ સ્ટડ1 ડોટ આપેલ વિકલ્પોમાંથી roll no પસંદ કરો એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ
પછીની લાઈનમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે નામે ઇસ પ્લસ સ્ટડ1 ડોટ નામે પસંદ કરો એન્ટર દબાવો ત્યારબાદ અર્ધવિરામ
હવે teststudentજાવા ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો
તો Ctrl એસ અને Ctrl ફ11 દબાવો
આપણને આઉટપુટ આ રીતે મળે છે થે રોલ નંબર ઇસ 0
થે નામે ઇસ નુલ
કારણ કે આપણે વેરીએબલો ને કોઈપણ વેલ્યુથી ઈનીશ્યલાઈઝ કર્યા નથી
જાવા માં ફીલ્ડો રેન્ડમ વેલ્યુઓ ધરાવી શકતા નથી
ઓબજેક્ટ માટે મેમરી ફાળવ્યા બાદ ફિલ્ડ્સ નલ અથવા શૂન્ય થી ઈનીશ્યલાઈઝ થાય છે
આ કાર્ય કન્સ્ટ્રક્ટર દ્વારા થાય છે
આપણે કન્સ્ટ્રક્ટર વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું
હવે આપણે ફિલ્ડ્સ ને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કરીશું અને આઉટપુટ જોઈશું
તો ટાઈપ કરો ઇન્ટ roll no ઇકવલ ટુ 50 પછીની લાઈનમાં સ્ટ્રીંગ નામે ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં રાજુ
હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો
CtrlS અને Ctrl ફ11 દબાવો આપણને ધાર્યા મુજબનું આઉટપુટ મળે છે થે રોલ નંબર ઇસ 50
થે નામે ઇસ રાજુ
કારણ કે આપણે સ્ટુડન્ટ ક્લાસમાં વેરીએબલોને એક્સ્પ્લીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા છે
આપણે જોઈ શકીએ છીએ કે અહીં ફિલ્ડ્સ પાસે કોઈપણ મોડિફાયર અથવા ડિફોલ્ટ મોડિફાયર નથી
મોડિફાયર્સ યાદ કરો જેની ચર્ચા આપણે ક્રિએટિંગ ક્લાસીસ માં કરી હતી
આપણે ફિલ્ડ્સ ને એક્સેસ કરી શકીએ છીએ કારણ કે studentજાવા અને teststudentજાવા બંને સમાન પેકેજ માં છે
આપણે જોઈ શકીએ છીએ કે અહીં તે સમાન ડિફોલ્ટ પેકેજ માં છે
આપણે પેકેજો વિશે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું
આપણે હવે મોડીફાયરને પ્રાઇવેટ માં બદલીશું
તો ફીલ્ડ ડીકલેરેશન પહેલા પ્રાઇવેટ ટાઈપ કરો
તો ટાઈપ કરો પ્રાઇવેટ ઇન્ટ રોલ no50
પછીની લાઈનમાં પ્રાઇવેટ સ્ટ્રીંગ નામે Raju
હવે studentજાવા ફાઈલને સંગ્રહીત કરો
આપણે જોઈ શકીએ છીએ કે teststudentજાવા માં એરરો મળે છે
એરર ચિન્હ પર માઉસ ફેરવો
તે દર્શાવે છે થે ફિલ્ડ સ્ટુડન્ટ ડોટ રોલ નંબર ઇસ નોટ વિઝિબલ
અને થે ફિલ્ડ સ્ટુડન્ટ ડોટ નામે ઇસ નોટ વિઝિબલ
કારણ કે પ્રાઇવેટ ફિલ્ડ્સ તેના પોતાના ક્લાસ અંદર જ એક્સેસ થઇ શકે છે
તમે સ્ટુડન્ટ ક્લાસ માંથી roll no અને નામે ને એક્સેસ કરવાનો પ્રયાસ કરી શકો છો
તમે જોશો કે કોઈ પણ એરર વિના તે એક્સેસ કરી શકાય છે
હવે ચાલો મોડીફાયર ને પ્રોટેક્ટેડ માં બદલીએ

હવે ફાઈલને સંગ્રહીત કરો અને પ્રોગ્રામને રન કરો
આપણે કંસોલ પર આઉટપુટ જોઈએ છીએ
થે રોલ નો ઇસ 50 થે નામે ઇસ રાજુ
કારણ કે પ્રોટેક્ટેડ ફિલ્ડ્સ ને સમાન પેકેજ અંદર એક્સેસ કરી શકાય છે
હવે ચાલો જોઈએ કે શા માટે ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ ને આવું બોલાવાય છે
ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ ને આવું એટલા માટે બોલાવાય છે કારણ કે તેની વેલ્યુઓ ક્લાસનાં દરેક ઇન્સ્ટેન્સ માટે અનન્ય છે
બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસનાં દરેક ઓબજેક્ટ પાસે અનન્ય વેલ્યુઓ રહેશે
ચાલો ટેસ્ટસ્ટુડન્ટ ક્લાસ પર જઈએ
અહીં આપણે ટેસ્ટસ્ટુડન્ટ ક્લાસ નો એક વધુ ઓબજેક્ટ બનાવીશું
તો પછીની લાઈનમાં ટાઈપ કરો સ્ટુડન્ટ સ્પેસ સ્ટડ2 ઇકવલ ટુ ન્યૂ સ્પેસ સ્ટુડન્ટ ખુલ્લો અને બંધ કૌંસ અર્ધવિરામ
આપણે હવે બંને ઓબજેક્ટોને સ્ટુડન્ટ ક્લાસમાં ઈનીશ્યલાઈઝ કરીશું
પછીની લાઈનમાં ટાઈપ કરો સ્ટડ1 ડોટ roll no પસંદ કરો enter દબાવો ઇકવલ ટુ ૨૦ અર્ધવિરામ
પછીની લાઈનમાં ટાઈપ કરો સ્ટડ1 ડોટ નામે પસંદ કરો enter દબાવો ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં રામુ અર્ધવિરામ enter દબાવો
આ રીતે આપણે પહેલા ઓબજેક્ટ માટે ફિલ્ડ્સ ને ઈનીશ્યલાઈઝ કરી લીધા છે
હવે આપણે બીજા ઓબજેક્ટ માટે ફિલ્ડ્સ ને ઈનીશ્યલાઈઝ કરીશું
તો ટાઈપ કરો સ્ટડ2 ડોટ roll no પસંદ કરો ઇકવલ ટુ ૩૦ અર્ધવિરામ
પછીની લાઈનમાં સ્ટડ2 ડોટ નામે પસંદ કરો ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્નમાં શ્યામુ અર્ધવિરામ enter દબાવો
હવે પ્રિન્ટલન સ્ટેટમેંટ પછી ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે રોલ નંબર ઇસ પ્લસ સ્ટડ2 ડોટ roll no પસંદ કરો અને અર્ધવિરામ
સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે નામે ઇસ પ્લસ સ્ટડ2 ડોટ નામે પસંદ કરો અને અર્ધવિરામ
હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો
Ctrls અને Ctrl ફ11 દબાવો આપણને આ પ્રમાણે આઉટપુટ મળે છે
થે roll no ઇસ 20 થે નામે ઇસ રામુ roll no ઇસ 30 નામે ઇસ શ્યામુ
અહીં સ્ટડ1 અને સ્ટડ2 આ બંને બે જુદા જુદા ઓબજેક્ટોને સંદર્ભ કરી રહ્યા છે
આનો અર્થ એ કે બે ઓબજેક્ટો અનન્ય વેલ્યુઓ ધરાવે છે
આપણે અહીં જોઈ શકીએ છીએ
પ્રથમ ઓબજેક્ટ વેલ્યુ ૨૦ અને રામુ ધરાવે છે
બીજો ઓબજેક્ટ વેલ્યુ ૩૦ અને શ્યામુ ધરાવે છે
હવે ચાલો વધુ એક ઓબજેક્ટ બનાવીએ
તો ટાઈપ કરો સ્ટુડન્ટ સ્પેસ સ્ટડ3 ઇકવલ ટુ ન્યૂ સ્પેસ સ્ટુડન્ટ બંધ અને ખુલ્લો કૌંસ અર્ધવિરામ
આપણે હવે ત્રીજા ઓબજેક્ટ ની વેલ્યુઓને પ્રીંટ કરીશું તો ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે roll no ઇસ પ્લસ સ્ટડ3 ડોટ roll no પસંદ કરો અર્ધવિરામ
પછીની લાઈનમાં ટાઈપ કરો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં થે નામે ઇસ પ્લસ સ્ટડ3 ડોટ નામે અર્ધવિરામ
હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો
તો Ctrl એસ અને Ctrl ફ11 દબાવો
આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજો ઓબજેક્ટ વેલ્યુ ૫૦ અને રાજુ ધરાવે છે
કારણ કે આપણે સ્ટુડન્ટ ક્લાસ નાં ફીલ્ડોને ૫૦ અને રાજુ સાથે એક્સ્પીલીસીટલી ઈનીશ્યલાઈઝ કર્યા હતા
હવે ફીલ્ડોને ડી ઈનીશલાઈઝ કરવાનો પ્રયાસ કરો અને ત્રીજા ઓબજેક્ટ માટે આઉટપુટ જુઓ
તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ઇન્સ્ટેન્સ ફિલ્ડ્સ વિશે
ડોટ ઓપરેટર ની મદદથી ફિલ્ડ્સ એક્સેસ કરવાનું
સ્વ આકારણી માટે પહેલાથી બનાવેલ ટેસ્ટ એમ્પ્લોયી ક્લાસમાં ઇએમપી2 ઓબજેક્ટ બનાવો
ત્યારબાદ ડોટ ઓપરેટર ની મદદથી બે ઓબજેક્ટોની વેલ્યુઓને ઈનીશ્યલાઈઝ કરો
પ્રથમ ઓબજેક્ટ માટે ૫૫ અને પ્રિયા ને વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો
૪૫ અને સંદીપ ને બીજા ઓબજેક્ટ માટે વેલ્યુઓ તરીકે ઉપયોગમાં લો
આઉટપુટમાં બંને ઓબજેક્ટો માટે વેલ્યુઓ દર્શાવો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
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર